શેરી ઈચ મકાન છે અને Museam પણ છે આપણે ત્યાં રહીને માત્ર હિમાલય ના ચિત્રો બનાવીએ આપણે મજા પણ હશે એ નિમિતે મહાન હિમાલય પ્રેમી એવા રશિયન કલાકારને અંજલિ પણ આપી શકશે કલીકા નો પ્રસ્તાવ એક વારે જીલાઈ ગયો finance ના student હતા ત્યારથી બધાને નિકોલસ જેરીચ ના નામ અને કામ સાથે પ્રેમ થઈ ગયો હતો ઈસવીસન અઢારસો ચૂમોતેર માં રશિયાના સેન્ટ ઇટ્સ બગ શહેર માં જન્મેલો નિકોલસ Painter હોવા ઉપરાંત વકીલ Archaeologist

તરતા જુવાનીના વર્ષોમાં નિકોલસ અને તેની પત્ની એલેના ભારતીય સંસ્કૃતિ પ્રત્યે આકર્ષાયા ભગવદગીતા ઉપરાંત બંનેને રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ માં ઊંડો રસ પડયો Philosopher બૌદ્ધિક બૌદ્ધિક વેદાંતનો અભ્યાસુ એવો આ કલાકાર કેટલાક વર્ષો સુધી હિમાલય તળેટીમાં રહ્યો અને આખરે ઓગણીસોસુડતાળીસ માં હિમાલયના પ્રદેશના કુલુ માં આથમી ગયો Nobel Prize માટે તેનું નામકરણ થયું હતું પ્રખ્યાત અભિનેત્રી દેવિકા રાણીએ નિકોલસ ના પુત્ર સાથે લગ્ન કર્યું હતું વિધવા બન્યા પછી નવ ચિત્રકારો નીધારી પહોંચી ગયા નિકોલસ નું મકાન

આમ પણ વિવિધ રંગો સાથે રમવા એનો સ્વભાવ તેના ચિત્ર નું કેન્વાસ ક્યારે સફેદ ન રહેતું તે હંમેશા Acrylic રંગોને કેન્વાસ ઉપર ઉછાળી ફેકી નિત નવા રંગોના સમૂહને માણતી પછી પોતાની પછીથી સુંદર ચિત્ર નું સર્જન કરતી એની આ શૈલી લોકોને તો ગમતી જ કાર્ડ કઢા ના વિવિધકો ને પણ ખૂબ ગમતી હતી કલિકા ક્યાં સુધી ખીણોમાંથી ઉપર આવતા ચિત્રો વૃક્ષોની હારમાળા ને તેની પદમાં વસતા ભૂમા વિસતેરલા પહાડોના ઉતાર-ચડાવ નીરખાયા કરતી અને પછી વહેલી સવારે ઊઠીને દૂર પહાડો પર જામેલા પર બરફ પર સવારની મનોમય ની પીડા ને પોતાના અડવા કસપ થી કેનવાસ પર ઉતારતી કાર્ય સિદ્ધિ નો ચોથો દિવસ હતો કલિકા એ કેનવાસ ગોઠવી દીધું ટ્યુબ માં કેદ રંગો ને કટોરી મા ઠાલવ્યા એમાંથી સિંદુરી રંગ પસંદ કરીને કેનવાસ પર ફેક્યો ઉગતા સૂરજની લાલીમા અને કેનવાસ પર ઉતારવાની ઉતાવળમાં એને ભાન ન રહ્યું કે રંગ ના છટાં કેનવાસ ની બહાર પણ ક્યાં ક્યાં છટા આયા છે જોતજોતામાં તો કેનવાસ પર આકાશ સિંદુરી સોનેરી બરફ આચ્છાદિત ટેકરી થી શોભી ઉઠયું ચિત્ર પૂરું થઈ ગયું એ પછી કેનવાસ નીચલા ખુણા માં ચિત્રકારે સહી કરી કલીકા શાહ કાળા કલાકારનો કામ પૂરું થયું કદર દાન નો સમય શરૂ થયો સૌથી પેલો કદરદાન કલીકા ની પાછળ જ ઉભો ઉભો હતો અને કલીકા ચિત્ર તૈયાર કર

અને તારા શર્ટ પર આ રંગો કોને છાંટયો અચલ હસી પડ્યો હું તો ક્યાંનો અહીંયા હાજર છું શરૂઆતમાં તારા કેનવાસ ની પાછળ ઊભી હતો પણ તારું ધ્યાન અર્જુનની જેમ પક્ષી ની આંખ ઉપર હતું પછી તારી કળા ને માનવાના આશયથી હું સરકી ને તારી પાછળ જઈને ઊભો રહી ગયો મારા સફેદ શર્ટ પણ ઉડેલા રંગના છાંટા તે જ ઓ આઈ એમ વેરી સોરી અચલ બગલાની પાંખ જેવું તારું શર્ટ મારા કારણે કલીકા જાણતી હતી કે અચલ ને પોતાના વસ્ત્રો ઉપર રંગનો એક નાનો સરખો છાંટો પડે એ પસંદ ન હતો આ માટે ઘણા મિત્રો સાથે મારામારી કરી ચૂક્યો હતો પણ આજે એ ગુસ્સે થવાને બદલે ખુશ થયો કલીકા ખરેખર તો મારા હાથે તારા શેથામાં સિંદૂર પુરા પુરા પુરાવા જોઈતું હતું એને બદલે તે મારા શર્ટ ને કલીકા જાણે આ ક્ષણિ જ પ્રતીક્ષા કરતી હોય એમ કૂદીને અચલ ને વળગી પડી આ દ્રશ્ય જોવા માટે ત્યાં અન્ય મિત્રો પણ આવી ગયા વિધાતાએ સર્જેલા આ ચિત્ર ને લોકોએ તાળીઓથી વધવી લીધું કાર્યશિબિર પૂર્ણ કરી બધા પાછા ફર્યા સ્ટેશન આવ્યું એટલે કાલિકા ટ્રેન માંથી ઉતરી ગઈ બહુ ઝડપથી લગ્ન કરવાનું વચન આપી એ અચલ થી છુટી પડી અને ઘરે જઈને કલિકા કહ્યું પપ્પાને મારે તમારી સાથે ખૂબ જ અગત્યની વાત કરવી છે પપ્પા હસીયા તારી બધી વાત પછી કરજે પહેલા તું મારી વાત સાંભળીલે અમેરિકાથી મારા મિત્ર નો ફોન હતો એનો ભત્રીજો માસૂમ રાજપીપળામાં રહે છે એ આઇઆઇટી પ્રોફેસર છે તારા માટે એનું માંગુ આવ્યું એટલે મે હા પાડી દીધી છે એક વર્ષમાં જે કેનેડા ચાલ્યો જવાનો છે તારે પણ કદાચ એની સાથે કેનેડા જવાનું ગોઠવાઈ જશે છોકરો સારો છે મેં વચન આપી દીધું છે હવે તું તારી અગત્ય ની વાત કરી શકે છે કલી કા શું બોલે એને પોતાના પપ્પા ની મરજી નો સ્વીકાર કરી સ્વીકારી લીધી અતચલ ને ટૂંકો મેસેજ કરી દીધો આઈ એમ સોરી માનુસ ની સાથે પરણી રહી છું લગ્ન થઈ ગયા

બંનેના વિઝા Call letter આવી ગયા આગળની કાર્યવાહી માટે અમદાવાદ જવાનું હતું શુભ દિવસ જોઇને બંને ડ્રાઇવર સાથે ની કાર લઈને નીકળ્યા અચાનક ડભોઇ પાસે ડ્રાઇવરે સ્ટેરીંગ પર નો કાબુ ગુમાવી દીધો એક સો દસ કિમી ઝડપે દોડતી કાર એક મોટા ખાડામાં જઈ પડી ડ્રાઇવરની ખોપડી ફાટી ગઈ અને માનુસ પણ સ્થળ પર જ અવસાન પામ્યો બેહોશ થયેલી ગયેલી કલીકા ને પંદર મા દિવસે ભાન આવયું ત્યારે એને જાણ થઈ કે એના પતિ વગર બીજા એ પર લોકની યાત્રા ઉપાડી ગયો હતો દુઃખનો અવસર દાહડા કાલિકા આખરે કેનેડા કાલિકા આખરે કેનેડા કેનેડા પહોંચી ગઈ painting માં ડોક્ટર ડોક્ટરહેડ ડીગ્રી મેળવી લીધી હતી પરંતુ એના જીવનમાંથી રંગો ઉડી ગયા હતા તે હંમેશા સફેદ સાડી ધારણ કરી ને જીવતી હતી આ બાજુ અચલ પણ રંગ વગર ની જિદગી જીવતો હતો તેને પોતાની કળા ને એક નવી દિશા માં વાળી લીધી હતી એક દિવસ કલા પારખું વિવેચક એમને મળવા માટે આવ્યા તમેજ મી અચલ છો મે તમારા નામ અને કામ વિષે બહુ સાંભળ્યું છે તમે કઈ theme પર કામ કરો છો મને પતંગિયાની સૃષ્ટિમાં રસ પડ્યો છે કુદરતે પોતાનો રંગ નો વિવિધી પૂર્ણ ખજાનો વૃક્ષો પંખીયઓ અને કીટકો માં ઠાલવી દીધો છે મારા Painting માં મેં પતંગિયા ના જુદા જુદા સ્વરૂપો ને સ્થાન આપ્યુ છે ઈંડામાંથી ઇયળ રૂપે જનમ લઈ પોતાની કસાટા માં ભરી દે અને પતંગિયા સ્વરૂપે ફૂલો પર મહાલે પવનના તારા ઉપર ઉડતું અને પુષ્પોની પથરી ઉપર પડવાની રમત રમતુ પતંગિયું પ્રકૃતિના કેન્વાસ ઉપર મનોરમય ની રંગોળી રચે છે આ theme ને કેન્દ્રમાં રાખીને મે ચિત્ર ની એક શૃંખલા સર્જી છે જેને જેને આ ચિત્રો જોયા છે તેને તેને મારા કલાનો ખુબ વખાણ કર્યા છે હવે હું મારા ચિત્રનું exhibition રાખવાનું વિચારું છું પેલા સર્જન બોલી ઉઠ્યા હું એક ટીવી ચેનલ સાથે જોડાયેલો છું હું તમને સરસ ઓફર આપું છું મારી ચેનલ મુંબઈમાં આવેલી જહાંગીર આર્ટ ગેલેરી માં તમારા ચિત્ર પ્રદર્શન ગોઠવી આપશે બદલામાં તમારે આ ગેલેરીમાં કેન્વાસ ઉપર લાઈવ Painting બનાવતા હોય એનું લાઈવ પ્રસારણ અમારી ચેનલ ને કરવા દેવું પડશે જે ચિત્ર વેચાઈ એની બધી જ કમાણી તમારી અચલે હા પડી એક અઠવાડિયા પછી exhibition જો યોજાયું બધા ચિત્રો ગોઠવાઈ ગયા લાઈવ ડેમો માટે હીઝલ ઉપર કેનવાસ ની ફ્રેમ મૂકીને અચલે મેઘધનુષ્ય મેઘધનુષ્ય પતંગિયું ચીતરવા નું શરુ કર્યું

અચલે પીછી ને લાલ રંગી

સમી ન હતી અચલ એ દિશામાં જોયું ત્યાં શ્વેત વસ્ત્રો ધારણ કરેલી કલિકા ઊભી હતી પીછી માંથી ઉડેલા લાલ રંગ બે છાંટા કલિકા ના કોરા કપાળે અને મસ્તક પર ના શેઠા ને સજાવી દીધા હતા ધીમા પગે ચાલતો અચલ કલિકા પાસે જઈ પહોંચ્યો પ્રેમિકા ની આંખમાં આંખ પોરવીને એ પૂછી રહ્યો હતો પહેરી સાડી સફેદ કેનવાસ જેવી છે તારી મખમલી ત્વચા પતંગિયાના પાંખ જેવી છે તારા શ્વેત-શ્યામ જીવનને હું મારા પ્રેમની પીંછીથી રંગીન બનાવતો તને વાંધો નથીને જાણે ક્ષણની જ રાહ જોઇતી હોય એ વી હોય તેવી તે રીતે કલિકા ઉછડીને અચલ ને વળગી પડી નમસ્કાર વીશી પરમાર માનો વિજ્ઞાન એ વર્ત નું વિજ્ઞાન છે વર્તન ના અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું છે કે પૃથ્વી પર ના તમામ સજીવો ને તેના આસપાસ ના પર્યાવરણ સાથે કામ કરવા ફાળવા માટે શિક્ષણ અનિવાર્ય છે દરેક સજીવ ને પોતાના જીવન રક્ષણ અને નિભાવવા માટે કોઈ ને કોઈ પ્રકાર નું શિક્ષણ તો લેવું જ પડે છે શિક્ષણ ને કારણે આસપાસ પરિવર્તન અને પરિસ્થિતિ માં થતા બદલાવ થી મળતર જીવન લક્ષ્ય અને પ્રેરણા ને સંતોષ ને કારણે પ્રાણી કે માનવ નું જીવન શક્ય બને છે દરેક સજીવ પોતાના જીવન સમજ દરમિયાન માટે પ્રકાર નું વર્તન કરતું જોવા મળે છે સાહસિક વર્તન શિક્ષિત વર્તન સાહસિક વર્તન માટે પ્રાણી ને કોઈ પણ જાત નું શિક્ષણ મેળવવા ની જરૂર રહેતી નથી દરેક સજીવ જન્મ થી જ પોતાનો જનેના ની કેટલીક શક્તિઓ લઇ ને જ જન્મે છે તેના થી અમુક માર્યાદિત પ્રતિક્રિયા એ સંકેત નો ફોન ઉપાડો એ જ રીતે કીડી નું પોતાના માટે ખોરાક ની તાની ને ખેંચી જવું ગાય નાં વાછરડા ને ધ્યાન માં થતા જ થોડીવાર માં માતા નાં આંચળે વડે પોતાના ખુબ શાંતિ થી તરત જ રડવું ok

આ પ્રકાર ના શિક્ષણ માં વ્યક્તિ કે પ્રાણી ને જોકે વર્તન કરતા આવડતું હોતું નથી પરંતુ વ્યક્તિ કે પ્રાણી ને જોઈ ને વર્તન કરતા શીખવા માટે સ્વેછાય ચોક્કસ પરિવર્તન સ્વીકાર કરી ને વર્તન માં બદલાવ લાવે છે એ વ્યક્તિ કે પ્રાણી પોતાના મરજી થી જે કે શિક્ષણ મેળવતું હોય છે અ તે ફલાણું ધીન્કનું

સ્વીકાર કરી ને વર્તન માં બદલાવ લાવે છે અહી વ્યક્તિ સ્વીકારતા નથી હા હા પાંચ મિનીટ થઇ પ્રાણી કે બાળક નાં જેમ જેમ વિકાસ થતો જાય તેમ તેમ તે પર્યાવર ના અનુભવો ગ્રહણ કરી ને પોતાના વર્તન માં પરિવર્તન લાવી અડવી જીવન શૈલી અપનાવે છે માનવી હોય કે પ્રાણી દરેક પોતાના જીવન માં પ્રત્યેક ક્ષણે પરિવર્તન લાવતા જ હોય છે આથી જ સ્વીકારે છે જેનાથી વ્યક્તિ બાલ કલ્યાણ મોટા ભાગે અનુકરણ તેમજ પ્રયત્ન અને ભૂલ દ્વારા સીખે છે તરુણ કાલ માં અભીસંધ નાં આંગળી પકડી ને કારક શિક્ષણ માં પારંગત બને છે જ્યારે યુવા કાળ માં સંમે આવી પડતી જીવન ની અટપટી અને સમસ્યાનો ઉકેલ માટે

આ વ્યક્તિ વિવિધ આચાર વિચાર પાસે પ્રથમ કામ બતાવે છે તેથી પશુ પક્ષી ને બઉ તકલીફ થાય છે પશુ પક્ષી ઓ ને થાય છે જટિલ સમસ્યા ઓ ના ઉકેલ માટે બાળ વ્યવસ્થા અને વર્તન ઓ વચ્ચે પ્રેરણા આયોજન ની અભિવ્યક્તિ

અને પોતાના વ્યક્તિત્વ વિકસાવે છે એ હા મેં લીધા વગર ને શીખવું એટલે શું વ્યાખ્યા What is learning american ની મનોવૈજ્ઞાનિક city માણસ ને શિક્ષણ ની વ્યાખ્યા આપતા જણાવ્યું છે કે શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાભારત ના આ વ્યાખ્યા માં શિક્ષણ માથે મુખ્યત્વે મહત્વ નું ત્રણ બાબતો નું અનિવાર્ય અનુભવ નું પરિણામ અગાઉ આપને જણાવીશું કે આપડે ભાજપ સરકાર આવવા ની છે કોંગ્રેસ ને ધક્કો મારે છે તેથી આ સમાંશિક શિક્ષણ નાં કરી શકાય જો વર્તન માં થતું પરિવર્તન કારણે જોવા મળતું હોય તો મનોવિજ્ઞાની માં એ કેટલી મિનીટ થઇ વર્તન માં થતું પરિવર્તન પરિવર્તન સંસાર કા નિયમ હૈ કોઈ પણ બાબત નું શિક્ષણ ત્યારે જ કેવાય જયારે પેલા જ વર્તન આપડું પરિવર્તન જોવા મળે છે દાંત દાંત એટલે શું

હા હા વારંવાર પ્રયત્ન કરતા કરતા તેને ધીમે ધીમે સાયકલ પર balance રાખતા તેને પેન્ડલ મારવા માટે આગળ વધતા આવડી જાય છે વારંવાર માં હાટ સહથીક સાહન ની પરિવર્તન સામાન્ય રીતે આપડે લીધેલું મોટા ભાગ નું શિક્ષણ સ્થાયી અથવા ગણા લાંબા સમય સુધી ટકી રહેનારું હોય છે આપડે કેવી રીતે સીખીયે છીએ હાડ્લુંલા શિક્ષણ વિશે નાં એ દુગરલા યાર આતો બઉ કંટાળો આવે છે લા તો વિષય છે કેટલા મહી છે શ્વાસ ચડી જાય તો શું વાંચી મેળવ્યા પછી મુખ્ય શોધ ખોળ દેખાય છે કારણ કે માનવી કોઈ પણ બાબત નું શિક્ષણ મેળવે છે એ માત્ર બધા વૈજ્ઞાનિકો ના સંશોધન

હા પાર્થિવ ભાઈ શું કામ છે શું ક્યાં હતા બોલો કયી નહિ બસ એમ જ યાદ કર્યો તને શું કરે મજા મા અરે બસ બસ મજામાં કેમ છે તબિયત પાણી ready ને હવો ready ક્યાં હે પાલનપુર હે તું?

હું પાલનપુર જ છુ આપડે એક ગાડી લેવાની હે

નવી લેવી છે એમ તમારે

હા તો બરોબર ગાડી મતલબ કે તમારે. કેટલા સુધી ની budget હતું તમારે લેવા માટે વિશ પચ્ચીસ lakh સુધી સારી મળતી હોય તો

cash એમ નહિ એટલે અડધું payment cash માં અને અડધું loan થશે હા તો બરોબર મળે તો કમાઈ જાય થયી જાય એનું તો કયી વાંધો નહિ એટલે તમારે family માટે જોઇયે છે કે પછી આ ફરવા માટે family માટે અને આપડે મિત્રો માટે માટે ભી ચાલશે એમ normal thar જેવી નહિ xuv type હોવી જોઈએ ગાડી એટલે મતલબ તમારે એનો purpose ખાલી use શું છે તમે કહો તો હું તમને સારી suggest કરી સકું office માટે પછી ક્યાંક traveling મા કયી load ના આવે ગાડી ઉપર long time માટે લેવી સારી ગાડી family માટે okay okay હું તમારી requirement સમજી સકું છુ મતલબ કે તમારી લાંબી tour કરવી હોય તો એના માટે ચાલે એવી ને

હા હા તો લાંબી tour માટે ચાલે ને અને મતલબ તમારે કેટલા માનશો સમય ચાર પાંચ

હા innova આવે છે બરાબર અ તમને પસંદ હોય તો તમારા માટે સારી car છે સમજી શકો તમે બરાબર પાંચ વાળી થોડી મોટી ભી છે seven seater ભી આવે એટલે ચાલ હા એ શું છે ખબર છે toyota company નું પેલી વાત તો એ એનું engine reliable છે એટલે બીજી કોઈ તકલીફ નહિ ક્યાંય પણ તમારે લાંબી tour પર જાવું હો તો તેના માટે ચાલે બરાબર છે તો એમાં ભી tavera દસ વર્ષ ની guarantee અલે જ છે એના engine એટલે કોઈ problem તો નહિ જ આવે toyota મા તો

sun roof આવે એના અંદર sun roof લગભગ એ car ની અંદર નથી આવતું તમારે જો sun roof વાળી car ની requirement હોય તો પછી તમારે થોડું budget તો અપને mercedes company આવે છે ને તેની car સારી આવે છે sun roof વાળી ના ના એટલું મોટું budget નહિ આપળે વિશ પચીસ lakh સુધી જાવું એ પચાસ lakh ઉપર નહિ જવા નું હા તો બરોબર વિશ પચીસ lakh સુધી માં જો sun roof વાળી car જોવ તી હોય ને તો આપડે એક mahindra નામ ની company છે નામસાંભળ્યું હશે તમ

mahindra નામ ની company ની XUV seven hundred કરી ને car આવે છે હા best car આવે છે હા એટલે મતલબ XUV seven hundred નું એક update version તરીકે XUV eight hundred number double ઓ નામ નું model નીકળ્યું છે નવું

તમે કદાચ હાલ market નહિ જોયું હોય કેમ કે હજી એનું launching બાકી છે હવે એ car આવવા ની છે તમારા માટે એ car મારા હિસાબે best રેહશે ક્યાર શુંધી આવશે એ ગાડી એ car નુ lauching લગભગ આપડે ગણીએ તો માર્ચ મહિના થઈ જવાનું છે અ માર્ચ મહિનો હવે જે બેઠો છે ને તે મહિન મા પંદર તારીખ પછી એનું રાખેલું છે આપળે દિશા છે ને દિશા મા એક showroom છે mahindra રામચરણ mahindra નામનો showroom રામચરણ mahindra sales okay એ company

તેને તે car નું ખાશું બધું discount આપવાનું છે એવી company વાળા ની વાત મેં સાંભળી discount હા બરાબર વિશ પચીસ ટકા હશે વધાર તો નહિ હોય ગાડી ના મામબલા માં

હા એટલે wait કરી લો તમે થોડું

wait કર્યો મતલબ શું પેલી વાત છે ને સબર નું ફ્ળ મીઠું હોય છે સમજી સકો છો ને

હા એટલે તમે થોડો wait કરી લો પછી આપડે તમને એ car સારી જોયી ને લાયી લયીયે આપળે બન્ને જણાય વાંધો નહિ મારે પણ એજ car મારા પાપા ને પુચીસ હુ એ શું કહે ગાડી વિષે એમને વાતાયીસ photo voto યી ગયા હશે ને google ઉપર હે ને હા એના photo હજી officially આવ્યા નથી પણ તમને જોવતા હોય તો હું લાયી આપું અપડે એક મિત્ર છે car નો અને થોડો શોખ છે favourite છે car ની વસ્તુ ઓની એટલે એ ક્યાય્ક થી setting કરી આપશે car ના photo હું તમને મંગાઈ ને આપી દાવ

હા મને મોક્લાયી દેજો એટલે પછી આપડે fix કરીએ હા એટલે બરોબર અને car નું એવું છે મારે પણ એક હુમડે લેવાની ઈચ્છા છે family માટે મારે પણ મારે થોડી ઊંચું model લેઅવા ની ઈચ્છા છે આપડે mercedes company આવે છે ને તેનું G wagon નામ ની car આવે છે three seater

હા એટલે મારે તે car લેવા ઈ ઈચ્છા છે કેમકે હાલ મારી પાશે છે maruti suzuki company ની alto બરાબર alto થી direct mercedes મા હા alto થી direct mercedes મા જાવું છે આપળે અને આપડે હવે family ને થોડું alto ફાવતું નથી અંદર space vase વધારે નહિ હા અ ભી હ comfortable રહે comfortable નાથી આવતું okay હવે તમે મારી વાત સમજ્યા

હા એટલે હવે વિચાર્એયું કીધું હું પણ લાયી લાવ car લેવા ની ઈચ્છા તો છે જ એટલે હવે એ લેવી તી mercedes ની g wagon એટલે મારે તમને એના વિષે એક વાત પૂછવી તી પૂછી શકું એક

એટલે મારે એમાં ઇવું હતું થોડું હાલ payment નું setting થાય એવું નતુ mercedes g wagon એટલે મારે એના પર loan કરવા ઈચ્છા છે loan થશે એમા પણ એમા sixty percent payment તમારે cash જ આપવું પડે mercedes નો rule હે sixty કે fifty percent payment તમારે cash આપવું પડશે અડધા ની loan થશે અડધાની loan થશે એવો rule છે એમ હા એવો rule હે

હા એ જ છ

તમારે પૈસા વધરે ખર્ચવા હોય તો g wagon કરતાં પણ સારી ગાડી લાયી શક range rover ની defender ભી આવે લાયી શકો land rover ની નામ સાંભળું હોય હા defender યાર એક મેં you tuber વ્યક્તિ છે અજ્જુ ત્રિપલ zero eight કરી ને તેની પાસે નામ તો સામભડિયું તું મેં defender નામ ની car ખરીદી હતી બરાબર એમાં શું આવે ખબર હે તમનેતમારે height બવું ઉંચી મળે ગાડી માં g wagon કરતાં ભી સારી હે થોડી ને height ભી હે ક્યાંય ભી તમે કોઈ તકલીફ ના આવે

મારી ગાડી ના driver અ રહે છે બે જાના એ બે જાના ગાડી ચલાવે છે હું ખાલી પાછળ બેશુ છુ એટલે એમાં શું છે એ બે જાના ગાડી ચલાવે ને એટલે road ઉપર નથી ચલાવતા સમજી શકો તમે

હા હ બરોબર road કરતાં વધારે એર્યા off roading ઉપર ગાડી જવાદે છે off roading માટે જો બરોબર હોય તો લાયી દયીયે અપડે વાંધો નહિ એમાં તો શું પૈસા નો તો કોઈ વાંધો નથી off roading માટે best આવે defender મતલબ પલટી બલતી ના મારી જય ને ગાડી યાર અરીયે કયી જ ના થાય કયી જ ના થાય એમાં cruise control આવે એના થી ગાડી automatic balance થયી જાય

અને ઓમ કયી ખેતર બેતર આપડે ખેતર માં ગાડી જવા દે તો ફસાઈ ન જાય કયી જ ના થાય ક્યાંય four by four આવે એટલે ફસાવા ની વાત જ નહિ આવતી હા એ વાત સાચી four by four આવે છે એમ

મતલબ કે જો મારે શું ઈચ્છા હતી ખબેર હે

મારે એક એવી ઈચ્છા હતી કે અપડે car ના પાછળ tractor ની trolley આવે અ બાંધી ને ખેચવી હોય તો ખેચી શકયી યયે આપડે